માટે ખેંચતાણ આ અત્યંત અને તંગ પરિસ્થિતિનું નિર્માણ થવા ના કારણે આ તબક્કા ને ઠંડા યુદ્ધના તબક્કા તરીકે ઓળખવામાં આવે છે બીજા વિશ્વયુદ્ધ પછી વિશ્વમાં મુખ્ય શક્તિશાળી વચ્ચેના સત્તા સંબંધોમાં પરિવર્તન થયા નાસી વાદી જર્મની અને પ્રાચી વાદી ઈટલી સામે મિત્ર દેશો તરીકે સાથે લડેલા અને વિજય બનેલા અમેરિકા અને રશિયા બંને વિરોધી લશ્કરી જૂથો બન્યા રાષ્ટ્ર બન્યા અને તેમની વચ્ચે ઠંડુ યુદ્ધ થયું છે ઈટાલી અને ફ્રાંસ વિજય થયો પણ માં યુદ્ધ થયેલી ભયંકર તારાજી ના લીધે બંને મહાસત્તા તરીકે દરજ્જો ગુમાવી બેઠા યુદ્ધ માં હારેલા જર્મની ઈટાલીઅને જાપાન આર્થિક રાષ્ટ્રીય અને લશ્કરી એમ બંને રીતે અને બાંધી રીતે નષ્ટ થઇ યુદ્ધ ના પાછળ ના તબક્કા દરમિયાન યુનિયન એટલે કે રશિયાએ જર્મનીના પૂર્વ ભાગ ઉપરાંત અને અન્ય પૂર્વ યુરોપના દેશો જેવા કે ઓસ્ટ્રેલિયા આલ્બેનિયા હેરિયા યુગ ઓસ્ટ્રેલિયા જેટઓબેરિયા પોલેન્ડ અને રુમાનિયા બલ્ગેરિયા અને બાલકિક રાજ્યો પર લશ્કરી કબજો મેળવ્યો આ દેશોમાં સામ્યવાદી પક્ષો એ સત્તા સોંપી તેથી તેના પર રશિયાનું વર્ચસ્વ રહ્યું આ ગાળા દરમિયાન રશિયાએ અણુ અખતરો કરીને એકમાત્ર અણુબોમ્બ ધરાવતી અમેરિકાની

યુરોપ અને વિશ્વના દેશો એકયા બીજા સત્તા જૂથો સામે જોડાતા બે જોડા ની ધ્રુવીકરણ ની પ્રક્રિયા ઉદ્ભવી અને વેગમાન બની બંને સત્તા જૂથો વચ્ચે અવિશ્વાસ કરણ નું વાતાવરણ સર્જાતા કેટલી લશ્કરી જૂથો રચાયા ચોઈસંગ એટલે કે રશિયા અને સામ્યવાદ થી બચવા અમેરિકાની પ્રેરણાથી ઉત્તર એટલાન્ટિક મહાસાગર કિનારે આવેલા નાટો નામ એક સંગઠન રચાયું એપ્રિલ ઓગણીસોઓગણપચાસ દક્ષિણ અને પૂર્વ એશિયા ના દેશો ના રક્ષણ માટે તેમજ લશ્કરી જૂથની રચના કરી આ જૂથ ચિતો સિયાટોં તરીકે ઓળખાય ઈસવીસન ઓગણીસોપિસ્તાળીસ આ સૈનિક સંગઠનની ની સામે રશિયાએ વૉટસકારક નામની સંગઠનની રચના કરી આ સંગઠનમાં અલબેલા બલ્ગેરિયા ટેટસકોલયા પૂર્વ જર્મની હંગેરી પોલેન્ડ અને રુમાનિયા અને રશિયાએ સભ્ય હતા મધ્યપૂર્વ દેશો માં ઇંગ્લેન્ડના પ્રેરણ થી સનટો નામે એક જૂથ રચાયું પરંતુ ઈરાકમાં ક્રાંતિ થતાં તે જૂથ અલગ થયું પાછળથી આ જૂથની સત્તા ગીરી અમેરિકાએ લીધી એશિયામાં સ્વતંત્ર રાષ્ટ્ર નો ઉદય બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જ એશિયાના પરાજિત દેશોમાં સ્વતંત્ર ચળવળ શરૂ થઈ ચૂકી હતી ભારતમાં બ્રિટિશ ચલોની ભેદભાવવાળી નીતિકારણે આઝાદીની સાથેજ ભારતના બે ભાગલા પડે ભારત અને પાકિસ્તાન એમ બે સ્વતંત્ર રાષ્ટ્રીયઅસ્તિત્વમાં આવ્યા આઝાદીની લાંબી લડત પછી ભારત દેશ આઝાદ થયો ઓગણીસોસુતાળીસ એ દિવસે બ્રિટન સાથે કેટલાક રાષ્ટ્રીય સંગઠન કરી સ્વતંત્ર બન્યા

સ્વતંત્ર ચળવળો વેગીલી બની અને સ્વતંત્ર માગણી કરવા પરિણામે એ આવ્યું ઓગણીસો એકાવન થી ઓગણીસોછાસઠ સુધી થોડીક વર્ષોના ગાળામાં આફ્રિકાના ચાલીસ જેટલા નાના-મોટા દેશોએ સ્વતંત્ર પ્રાપ્ત કરી લીધી સામ્રાજ્યવાદી સત્તાઓ વિશ્વમાં પોતાનું પ્રભુત્વ જતું કરે તેમ ન હતી તેથી તેમને સત્તા ટકાવી રાખવા પ્રયત્ન કર્યા પરંતુ કેટલાક દેશોએ આ બે મહાસત્તા જૂથ લશ્કરી જૂથ સાથે વાત ન કરી પોતા જોડઈ પોતા ન જોડાઈ અને સ્વતંત્ર રહી પોતાના રાષ્ટ્રનો સ્વતંત્ર વિકાસ ઈચ્છતા હતા જર્મનીના ભાગલા અને એકીકરણ પ્રથમ અને દ્વિતીય વિશ્વયુદ્ધમાં જેના થકી સરળ માન્ય છે તે જર્મની દ્વિતીય વિશ્વયુદ્ધમાં પણ બંધ થયો આથી તેનો આર્થિક સામાજિક અને રાજકીયકરણ રજૂ તૂટી પડી જર્મનીને પૂર્ણ બેઠો કરી શકે તેમ એમ નહોતા યુદ્ધ પૂરું થતા વિજેતા રાજ્યએ જર્મનીને ચાર વહીવટી વિભાગોમાં વહેંચી પાડ્યું

ફ્રાન્સ નજીક આવેલા પ્રદેશો અને વહીવટ ફ્રાન્સ બેલ્જિયમ અડીને આવેલા જર્મન વિસ્તાર વહીવટ બ્રિટન સોંપવામાં આવ્યો જર્મની રાજધાની બર્લિન પણ રશિયા અને સંકલન સમિતિ વચ્ચે વિભાજન કરવામાં આવી હતી તેમની વચ્ચે વહીવટી એકતા માટે સંકલન સમિતિની રચના કરવામાં આવી હતી આ રીતે જર્મની પર ચાર દેશોનો વહીવટ સોંપવામાં આવ્યો હતો સતત જૂથો વચ્ચે અવિશ્વાસ વાતાવરણ ઊભું થતા પૂર્વ જર્મની ઉપરથી પોતાની સત્તા ચાલી જશે તેવો સોંગટે યુનિયને ભય લાગ્યો તેથી પૂર્વ જર્મનીમાં પોતાના કહ્યામાં રહે રીતે સરકારે સ્થાપી દીધી અમેરિકા ફ્રાન્સ અને બ્રિટન પોતાના વહીવટી હેઠળના પશ્ચિમ જર્મનીના પ્રદેશો નું એકીકરણ કરી પેટરલ રિપબ્લિક ઓફ ઈસ્ટ જર્મની તરીકે નિર્માણ કર્યું

પરિણામે પશ્ચિમ દેશો સોંગટે યુનિયન વચ્ચે ભારે તનાવ ઉભો થયો આ સમય દરમિયાન પશ્ચિમ બલિન અને પૂર્વ બલિન જુદી પડતી તેતાડસીસ કિલો મીટર લાંબી દીવાલ બનાવવામાં આવી પૂર્વ બર્લિનમાં રહેતા જર્મન જુલમી અને તડકા વાતાવરણમાંથી પશ્ચિમ બર્લિન મુક્ત થયો અને મોકડાસ ભર્યા વાતાવરણમાં નાસી જવા ઉતાવળા બન્યાં તેથી એ વિભાગમાં પોતાના કુટુંબ અને કુટુંબીજન સ્નેહી મિત્ર પાસે પહોંચી જવા સંખ્યા બનાવો બનવા લાગ્યા લોકો દીવા ટેકીને જળમાર્ગે તરીકે પશ્ચિમ બર્લિન માં સેવા મરણના પ્રયાસો કરતા પરંતુ પૂર્વ જર્મની સામ્યવાદી સરકાર નાસી જવાના પ્રયાસ કરતા લોકોને હોળીથી થાળ કરવા જેવા ફૂલ ફૂલ ભર્યા પગલા લેવા પડ્યા આમાં ઘણા લોકોએ જાન ગુમાવી ત્યારે પછી સાડાચાર દસકામાં સમયમાં પૂર્વ અને પશ્ચિમ જર્મની ખૂબ જ વિકાસ કરી તેને આર્થિક અને અન્ય ક્ષેત્રે સિદ્ધિ પ્રાપ્ત કરી છે જે જર્મન ચમત્કાર તરીકે ઓળખાય છે દ્રશ્ય નું વિઘટન વીસમી સદીના છેલ્લા દાયકામાં દરમિયાન સોંગટે યુનિયનપ્રમુખ ગોરબોચઓએ ઉદાર મતવાદ નીતિના કારણે સોંગટે યુનિયન વિચારચાસણી માં આવેલા પ્રયત્નને કારણે સોંગટે યુનિયન વિભાજન થયું સોંગટે યુનિયન ની શાંતિપૂર્ણ સત્તાની સામે વિધાતાએ વિશ્વ કરની સતત સકર્ત ઘટના ગણી શકાય છે બિતહાઇ ગોરબોચઓ સામ્યવાદી પક્ષ ના નવા મહામંત્ર તરીકે સત્તા સ્થાપનાર

ખુલ્લાપણું અને આર્થિક અને સામાજિક સુધારનીતિને કારણે સોંગટે સમાજવાદી પ્રજાસત્તાક સંઘ ની સ્થાપ સ્વતંત્ર્ય મેળવની ઉત્પનતને જાગતા સોંગટે સંઘના ધટ રાજ્ય એક પછી એક સ્વતંત્ર બન્યા ની ઘોષણા કરવા લાગ્યા તેના માટે પ્રચાર ની શરૂ થઈ ધીરે ધીરે સોંગટે યુનિયન વહીવટીતંત્ર કરતા સામ્યવાદી પક્ષ અમલદારી અને લાલ સેના ની ધરપકડ

આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ભારતનું પ્રદાન આઝાદી પછી ભારતે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે મહત્ત્વનો ફાળો આપ્યો વિશ્વમાં સામ્રાજ્ય સામ્રાજ્યવાદ સંસ્થા વચ્ચે વચ્ચેનો રંગભેદ વગેરે દુષણો દૂર કરવા માટે તેમજ તેની સામે ચાલતી ચળવળ ભારતે હંમેશા ટેકો આપ્યો ગ્રાહક સેવા વિભાગ ગ્રાહક સેવા વિભાગ ગ્રાહકની ચિંતાઓની દુર કરવા અને આવરાં સંતોષની ખાતરી કરવાં માટે જવાબદાર છે. હવામાન પરિસ્થિતિઓ, સેવામાં વીક્ષક અથવાં વિલંબનું કારણ બનીને આ વિભાગને અસર કરી શકે છે ઉદાહરણ તરીકે જો power outage અથવા, Internet connectivity સમસ્યાઓ હોય તો ગ્રાહક સંસ્થાને વીજ light excess કરીને, અને ગ્રાહક સેવાં પ્રતિનિધિઓ સંપર્ક કરી શકે નહીં નિષ્કશમાં હવામાન પરિસ્થિતિઓ સંસ્થાના દરેક વિભાગ પર નોધપાત્ર અસર કરી શકે છે. સંગઠનનું માટે, આકસ્મિક યોજનાઓ વિકસાવીને અને કર્મચારીઓને હવામાન સંબધિત કટોકટીઓનો પ્રતિષાધ આપવાં માટે, તાલીમ આપવામાં તેની ખાતરી કરી સંભવિત હવામાંન સંબધિત વિક્ષેપો માટે તૈયાર રી તૈયારી કરવી જરૂરી છે. સક્રિય વિભાગ આપવાને સંસ્થાઓ તેમની કામગીરી આવક અને એકંદરે સફળતા પર હવામાંન પરિસ્થિતિઓની નકારાત્મક અસર, ઘટાડી શકે છે બે જ weather એ એક બોલવા ચાલવાનો શબ્દ છે જેનો ઉપયોગ અંધકારમય અથવા નિરાશાજનક, હવામાનની પરિસ્થિતિઓનું વર્ણન કરવા માટે થાય છે તે સામાન્ય એ તે વાદળો વરસાદ અને નીચા તાપમાન સાથે સંકળાયેલા હોય છે આ પ્રકારનો હવામાંન વિકાસ પર હકારાત્મક અને નકારાત્મક બંને અસરો કરી શકે છે. તે સંગત અને સમયગાળો પર આધાર રાખે છે હવામાન ઘટના તો નકારાત્મક અસરો outdoor પ્રવૃત્તિઓમાં વિક્ષેપ બેધળ weather રમત - ગમત picnic અને તહેવારો જેવી, outdoor પ્રવૃત્તિઓ વિક્ષેપ કરી શકે છે. આનાંથી તે વ્યક્તિઓ માટે હતાશા અને નિરાશા બની શકે છે. જેઓ આ પ્રવૃતિઓમાં, વિભાગ લેવાનું આયોજન કરી રહ્યાં છે મૂળ અને ઉર્જામાં ઘટાડો અંધકારમય હવામાન મૂળ અને ઉર્જા, ક્ષણ ને અસર કરી શકે છે. તે થાક સુશ્તી અને ઉદાસીની લાગણીઓ તરફ દોરી જાય છે માનસિક સ્વાસ્થ્ય,

વધી શકે છે વિલંબિત અને રદ કરે કરાયેલ પરિવહન bad વાતાવરણની પરસ્થિતિ ને કારણે લાઈટ, ટ્રેનો અને બસો સહીત પરિવહનમાં વિલંબન અને રદ થઇ શકે છે આ મુસાફરીની યોજનાઓને વિક્ષેપિત કરી શકે છે તે નિરાશા, અને સુરક્ષા તરફ દોરી જાય છે પ્રવાસન પર નકારાત્મક અસર બે દ્વ્ધન પ્રવાસન, ઉદ્યોગ પર નકારાત્મક અસર કરી શકે છે ખાસ કરીને આ વિસ્તારમાં outdoor ને outdoor પ્રવૃત્તિઓ પર આકર્ષણો પર આધાર રાખે છે. ખરાબ હવામાન લાંબી અવિધિ પ્રવાસનાં આવકમાં ઘટાડો તરફ દોરી શકે છે અને સ્થાનિક તન, અર્થતંત્ર ને અસર કરી શકે છે હકારાત્મક અસરો ઉત્પાદકતામાં વધારો, થારીનું હવામાન કેટલીક વ્યક્તિઓ માટે ઉત્પાદકમાં વધારો કરી શકે છે કારણ કે outdoor પ્રવૃતિઓ માટે ની ઓછી, શકો indoor કામ અથવા ledger પ્રવૃતિઓ માટે વધુ સમય આપી શકે છે સર્જનાત્મકમાં ઘટાડો સર્જનાત્મકમાં વધારો, કેટલીક વ્યક્તિઓને લાગે છે કે અંધકારમય હવામાન પરિસ્થિતિઓ સર્જનાત્મક અને પ્રતિબિંબ ને પ્રેરણા આપે છે જે નવા વિચારો અને આંધદર્શિતા તરફ દોરી જાય છે. હવામાનનું પ્રદુષણ ઘટાડી તો ભારે વરસાદ અને તીવ્ર હવામાન માટે પ્રદુષકો ને દુર કરી અને શહેરી વિસ્તારમાં દુર, વિખેરીને વાયુ પ્રદુષણમાં વાયુ પ્રદુષણ ઘટાડવામાં મદદ કરી શકે છે ખેતીને પ્રોત્સાહન, પથારીનું હવામાન ખેતીને પ્રોત્સાહન આપી શકે છે કારણ કે પાક અને છોડને જમીનમાં ભેજનું પ્રમાણ વધવાથી ફાયદો થઇ શકે છે. નિષ્કામમાં હવામાનની ઘટનાના સંદર્ભ અને અવિધાન આધારે બેજ વેધન વિકાસ પર હકારાત્મક અને નકારાત્મક બંને અસર કરી શકે છે. ત્યારે ખરાબ હવામાન બહાને પ્રવૃત્તિઓને વિક્ષેપિત કરી શકે છે અને મૂળ ઉર્જાના સ્થળને અસર કરી શકે છે તે ઉત્પાદકતા અને, સર્જનાત્મકમાં વધારો, વાયુ પ્રદુષણમાં ઘટાડો અને કૃષિ પ્રોત્સાહન આપી શકે છે હવામાન પરિવર્તન અને વૈશ્વિક, પર્યાવરણ એક મહત્વપૂર્ણ ઘટક છે તાપમાન, વરસાદ અને અન્ય હવામાન pattern માં ફેરફાર ઇક, કોષ્ટિમ વન્યજીવો માનવવસ્તી ને વિવિધ રીતે અસર કરી શકે છે આ લેખમાં તમે પર્યાવરણ પર હવામાંન, પરિવર્તનનું અસરનું અન્વેષણ કરીશું તો તાપમાનમાં ફેરફાર તાપમાનમાં થતાં,

માવઠા ના વધુ એક round ને સંકટ તોફાની પવન ફૂંકાશે ગુજરાતમાં એક તરફ ઉનાળા બરાબર જામ્યો છે ત્યારે માવઠા ના વધુ એક round ને સંકટ પણ ઘેરાયું છે. હવામાન વિભાગ ની આગાહી અનુસાર આવતીકાલે ભરૂચ, છોટાઉદેપુર, દાહોદ, નર્મદા, નવસારી, સુરત, વલસાડ અને તાપી ચાલીસ કિલો કિલોમીટર પ્રતિકલાક ની ગતિ ગતિએ પવન ફૂંકાશે ઉપરાંત ગાજ્વીજ ગાજ્વીજ અ ગાજ્વીજ સાથે હ હળવા વરસાદ આગાહી કરવામાં આવી છે જો કે હાલ સ્થીતી ગુરૂવારે માવઠા ના સંભાવના નહીવત છે દક્ષિણ દક્ષિણ ગુજરાતમાં ચાલીસ ચાલીસ કિ. મી. પ્રતિ કલાકે ગતિએ પવન થી ઊભા પાક કાચા માલ ને નુકસાન થઈ શકે છે. હવામાન વિભાગ દ્વારા જારી કરવામાં આવેલી ચેતવણી ને અનુસાર આવતીકાલે તોફાની પવન વરસાદ ને પગલે ઉભા પાક નાના મોટા plant કાચા માલ ને નુકસાન નુકસાન થઈ શકે છે. જેમાં તોફાની પવન વ બચવા માટે વ્યક્તિએ શક્ય ત્યા સુધીજ બહાર નીકળવા નુ નહીં પ્ર વા

તો યાન યાંત્રિક ઉપકરણો માંથી પણ plug બહાર કાઢી લેવા હિમાયત છે છેલ્લા એક મહિના માં માવઠા વધુ એક round ની આગાહી આગાહી થી ખેડૂતો ચિંતા વધારો થયો છે ગત મહિ ને પડેલા માવઠા ને પગલે કરી ઘઉ, જીરું ના પાક ને વ્યાપક નુકસાન પહોચી પોહ્ચ્યું હતું દરમિયાન આજે એક્તાલીશ point ત્રણ degree સાથે રાજકોટ વધુ ગરમી નોંધાઇ નોંધાઇ હતી રાજ રાજકોટ ના સરેરાશ મહત્તમ તાપમાન તાપમાન તાપમાનમાં સરેરાશ બે degree ઓ થી વધારે નોંધાયું નોંધાયું છે હતુ રાજકોટ ઉપરાંત જૂનાગઢ, અમરેલી, પાટણ, ગાંધીનગર અને ભુજ માં પણ મહત્તમ તાપમાન એક તાલીસ degree થી વધુ નોંધાયુ હતુ

વરતાવા જાય રહ્યું છે. મૌસમ ને અચાનક કરી મિજાજ બદલા તા દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, કચ્છના અનેક સ્થળે ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો. વીજળી પડતા દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત ગુજરાત માંથી બે બે વ્યક્તિ મૃત્યુ થયા છે સુરત એક ઇચ મધ્યગુજરાત અમોદમાં વિજળી પડતાં માતા સામે જ યુવાન યુવાન પુત્ર મોત થયું છે મધ્યગુજરાતમાં ભરૂચ, છોટાઉદેપુર અને નર્મદા જિલ્લા આજે ભર ઉનાળે કમોસમી વરસાદ વર્ષવાર સાથે માવઠું થયું હતું અમોદ તાલુક તાલુકાના અનોર ગામે વીજળી પડતાં માતા ની નજર સામે જ અઢાર વર્ષના પુત્ર નું મોત નીપજ્યું છોટાઉદેપુર માં જનિયાર ગામે એક યુવા યુવતીનુ તેમજ મોત નસવાડી કર્કવાની ગામે એક ગાય નું મોત થયું હતું. આ સિવાય. હ જડ જડતી જડિયાક તાલુકાના રાજપારડી તેમજ છોટાઉદેપુર ના બોડેલી નૌશાદઅને નર્મદા જિલ્લાના ડેડીયાપાડા પંથક કોમો કમોસમી વરસાદ હતો કોરો corona ના નવા case માં એક જ દિવસે પંચોતેર ટકા વધારો થશે. ગુજરાત ગુજરાતમાં corona ના નવ ત્રણ સો ને ચાર case નોંધાયા છે. જ્યારે જયારે સળગ બીજા દિવસેય એક મૃત્યુ થયું છે થયું હતું સોમવારે corona નાએક સો ચુંબોતેર case નોંધાયા છે આમ જે એક જ દિવસમાં corona ના case પંચોતેર ટકો વધારો થયો છે અમદાવાદમાં

છેલ્લા ચોવીસ કલાક અમદાવાદ સૌથી વધુ એકાણું સુરત બેતાલીસ, વડોદરા ચોત્રીસ, ગાંધીનગર મેંસાણા ઓગણીસ, વલસાડ ચૌદ, રાજકોટના બાર, ભરૂચ બનાસકાંઠા દસ, અમરેલી, પાટણ, નવ બનાસકાંઠા મોરબી પાંચ, આણદ ચાર બોટાદ, ગીર સોમનાથ નવસારી ત્રણ કચ્છ નર્મદા, પંચમહાલ, સુરેન્દ્રનગર તાપી બે હજારે ભાવનગર, જામનગર એક -એક નવા case સામે આવ્યા આવ્યા છે ચોવીસ કલાકમાં ત્રણ સો ને સિતેર દર્દીઓ corona થી સાજા થયા છે રાજય માં હાલ બે હજાર એક સો ઓગણ પચાસ active કોસ case છે અને હ છ દર્દીઓ vantilator પર છે અમદાવાદમાં ત્રણ સો આઠ સો એક્ત્રીસ, વડોદરા ત્રણ સો અઠ્યાવીસ, સુરત માં બસો છપ્પ્ન, મેસાણા માં મેસાણા માં ત્રણ સો એ પાન્ત્રીસ, ગાંધીનગરમાં એક સો ચાર વલસાડ માં વલસાડ માં એક્યાશી રાજકોટ માં ઓગયાશી સાથે સૌથી વધુ દર્દી corona ની હેઠળ છે હાલ છોટા ઉદયપુર માં ડાગ, દેવ ભુમી દ્વારકા, નર્મદા એવા જિલ્લા છે જયારે corona active case નથી પાંચ વર્ષ માં ગુજરાત ની શેક્ષણીક સંસ્થા ત્રણ હજાર વિદ્યાર્થી એ આત્મ હત્યા કરી છે અમદાવાદમાં મંગળવારે મંગળવારે મંગળવારે ગુજરાત દેશપ્રેમી ગણાતી શેક્ષણીક સંસ્થાઓ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ આત્મ કિ છા ચીન્તાજનક હદે વધી રહ્યા છે કે તેટલુજ નહિ દેશ ના વિદ્યાર્થીઓએ આત્મ હત્યા ના દર માં બત્રીસ ટકા નો વધારો નોધાયો છે નુ આટલુજ નહિ દેશ માં વિદ્યાર્થીઓએ આત્મ હત્યા દર બત્રીસ બત્રીસ ટકા નો બત્રીસ ટકા નો વધારો નોધાયો છે ગુજરાત માં

છેલ્લા પાંચ ના વિવિધ શેક્ષણીક સંસ્થાઓ માં ત્રણ હજાર બે વિદ્યાર્થીઓએ આત્મ હત્યા કરી કરી

દર વર્ષ એ વિદ્યાર્થીઓએ આત્મ હત્યા ના કિસ્સા કિસ્સા માં વધારો થઇ રહ્યો છે દર વર્ષ એ પાન સો શરેરાશ વિદ્યાર્થીઓએ શેક્ષણીક સંસ્થા વર્ગખંડ કે

છવીસ ટકા વિદ્યાર્થીઓ હોય છે હ NCR દીલ્હી report મુજબ માત્ર ગુજરાત ના પ્રીયમ Institute ગણાતી ITI ITI આપઘાત ITI એશી MCIMIC અને AMCInstitute university ઓ માં વર્ષ બે હજાર અઢાર થી માંડી ને બે હજાર ત્રેવીસ સુધી એક સો ત્રણ વિદ્યાર્થીઓએ આપઘાત કર્યો આપઘાત કર્યો છે આપઘાત કરતા કરતા કરતા વિદ્યાર્થીઓ અઢાર થી ત્રીસ વર્ષની વય ના તેત્રીસ ટકા વિદ્યાર્થીઓએ OBC અને વીસ ટકા SCC હોય છે શેક્ષણીક સંસ્થાઓ માં વિદ્યાર્થીઓએ આત્મ હત્યા માટે અભ્યાસ નુ ભારણ નાપાસ થવાનો ડર રોજ ઘટતી તકો રાજ્સ્થાન વાતાવરણ પ્રેમ પ્રેમ ગરીબી અને આથિક પરીસ્થીતી, બીમારી બીમારી અને એકલતા નુ મુખ્ય જવાબદાર પરીબળ છે ગુજરાત medical college સાત વિદ્યાર્થીઓ એ આત્મ હત્યા કરી છે ઉલેખ ઉલેખનીય છે તાજેતર માં ITImumbai માં દર્શન સોલંકી નામના વિદ્યાર્થી એ આપઘાત કર્યો હતો ગુજરાત માં પ્રીયમ institute માં વર્ષ બે હજાર વીસ થી વીસ થી માંડી બે હજાર ત્રેવીસ સુધી ત્રણ વિદ્યાર્થી આત્મ હત્યા કરી જીવન ટુકાવ્યું હતું વિદ્યાર્થીઓએ આત્મ હત્યા કિસ્સા વધતા કોન્ગ્રેજ પ્રવ્કતા મનીશ દોશી એ શેક્ષણીક સંસ્થાઓ ના Counciling અને conti contillation આત્મ હત્યા દર બત્રીસ ટકા નો વધારો થાય છે

કેમ છો ભાઈ અમીન

બસ આપડે પન જલસા તેમે કો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 અમે જેવું તો નજ હોય ને યાર

કઈ બાજુ છો આજ કાલ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

અચ્છા બરોબર તું ક્યાં છે હાલ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

હઅઅન IHSM બરોબર બરોબર તો સુ ચાલે અત્યરે આઠમાં semester માં એ ભાઈ આઠમું semester એટલે પરસેવો લાવી દે છે ખરા શિયાળા માં

સુ ચાલે છે એવું બઘુ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 હાચી વાત છે આ છોકરાઓ ને પરેશાન કરી દીઘા છે હજુ એક સાલે માસી ગયા ને છોકરાઓ કેવી રીતે ભણે વાત સાચી છોકરાઓ ને પરેશાન કરી નાખ્યા કઈ રીતે જાય બાપડા તોય જવું પડે છે ના જીએ તો absent લગાવું પડે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 સાચી વાત છે absent પન સુ કરે આમાર ત્યાં અલગ છે બઘુ તારે શું કરે હે આમરે absent થાય એટલે minus બે કરી નાખે minus બે કરી નાખે એમ હોઉં એક absent પડી તો માઈનસ બે બે પડી minus ચાર બરોબર એ તો પોસાય આમરે તો એક absent પડે તો સીઘા આઠસો રૂપિયા આપી દો ઓહ પૈસા વાળી system છે હા પૈસા વાળી system છે ના ના તમાર જેવા ને આમાર જેવા નુકસાન ખાય પૈસા આલી ને કામ પતિ ગયું ના ના કે એવા આપડે અમીર party ઓ છે યાર આપડે એવું નુકસાન હા આપડી વાત ની અમીર party ની વાત એ તો કહું છું ને તમારા અને અમારા જેવા અહોહ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

તો અત્યરે કોઈ language છે કે નથી મતલબ ભાષા નો

હા વાતો સાંભળી હજુ ભાષા સીખડાવે છે કિરકિર language કિરકિર છે છે આમરે એ ચાલે છે રશિયન નું રશિયન તો પતિ ગયું બે semester પેલા અછા સરસ સરસ આ medical શબ્દ નથી તો પન મગજનો કચુબર કરી નાખ્યો છે

એમ એમ કારણ વગર નું medical શબ્દ આવી મગજ નો કચુબર થતું હોય ત્યો ઠીક વાત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 ના મોસ્ટ ઓફ શિક્ષક અહીના જ છે લોકલ થોડાક થોડાક થોડાક indian છે

હા lecture તો આ કોરોના ગયું ત્યાર ના online ને જ ચાલુ

ના Practice offline છે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

તમાર એક રીતે ફાયદો છે એમાં

શિક્ષકો સામે આપડી સામે કાઈક બોલવું હોય તો કઈ વાંઘો ન આવે હમ આપડી ભાષા માં બોલું તો ચાલે પન અમુક વર્ડ એવા છે જે એમને પન આવડે છે હા અંદરોઅંદર વાતો કરવી હોય શિક્ષક બીજા કોઈ ને પૂછે પ્રશ્ન પૂછે આપડે જવાબ આપવો તો આપી સકીએ એ

સાચી વાત છે યાર ભાઈબંઘ સાથે English માં વાત કરવા નું કેવું લાગે આ બાજુ

એમને પન એવું થતું હોય કે હા અમારા વિશે કિક ખોટું બોલે છે

એમના તો મન માં એવું જ હોય ને આપડે ના બોલીએ આપડ ને ખબર છે

હા એટલા માટે જ ના કીઘી